લીબરઓફીસ બેઝ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે કેવી રીતે એસક્યુએલ વ્યૂ માં સાદી ક્વેરીઓ બનાવાય સાદું એસક્યુએલ કેવી રીતે લખાય
સિલેક્ટ ફ્રોમ અને વ્હેરે ક્લાઉઝીસ વાક્યાંશ ઉપયોગમાં લઇ અને નામ ક્ષેત્રો એટલે કે નેમીંગ ફીલ્ડ્સ અને કોષ્ટકો એટલે કે ટેબલો માટે કેપિટલસાદા અથવા મિશ્ર કેસોની પસંદગી કરીએ
એસક્યુએલ વ્યૂ માં ક્વેરીઓ બનાવવા માટે બેઝનો ઉપયોગ કરીએ તે પહેલા ચાલો આપણે લીબરઓફીસ બેઝ વિશે વાત કરીએ
બેઝ એચએસક્યુએલ ડેટાબેઝ એન્જીન પર રન થાય છે
આ જાવા માં લખાયેલ એક ઓપન સોર્સ ડેટાબેઝ એન્જીન સોફ્ટવેર છે
એચએસક્યુએલડીબી વિશે વધું જાણકારી માટે httphsqldborg લીંક ઉપર જાઓ
ઠીક છે ચાલો હવે આપણે એસક્યુએલ વિશે શીખીએ
એસક્યુએલ નું પૂરું નામ છે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેન્ગવેજ
તે ડેટાબેઝને એક્સેસ અને મેનીપ્યુલેટ કરવાં માટે એક પ્રમાણભૂત ભાષા છે
તે આંતરરાષ્ટ્રીય દરજ્જે સ્વીકાર્ય થયેલ અંસી સ્ટેન્ડર્ડ પ્રમાણભૂત છે
અને તેથી તે વિવિધ ડેટાબેઝ મેનેજમેન્ટ સીસ્ટમ્સ અથવા ડીબીએમએસ માં વપરાય છે
કેટલાક ઉદાહરણો છે આપણું લીબરઓફીસ બેઝ માયસ્કલ માઇક્રોસોફ્ટ એસક્યુએલ સર્વર માઇક્રોસોફ્ટ એક્સેસ ઓરેકલ અને ડીબી2
ડેટાબેઝમાંથી માહિતી મેળવવી એ એસક્યુએલ નો સૌથી સામાન્ય ઉપયોગ છે જેને ડેટાબેઝને ક્વેરી કરવી એમ પણ કહેવાય છે
એસક્યુએલ નો ઉપયોગ ડેટાબેઝમાં માહિતી દાખલ કરવાં ડેટાબેઝમાંથી માહિતી સુધારિત કરવાં અથવા માહિતી રદ્દ કરવાં માટે પણ થઇ શકે છે
અને પાછલા ટ્યુટોરીયલોમાં બેઝ વડે આપણે આ તમામ ઓપરેશનો કરી ચુક્યાં છીએ
ઉપયોગકર્તા ને અનુકુળ વિઝાર્ડ્સ અને ડીઝાઇનિંગ વિન્ડોઝ નો ઉપયોગ કરીને
પણ આધારભૂત ક્વેરી ભાષાની જાણકારી હોવી આપણને ડેટાબેઝને ક્વેરી કરવાં બદ્દલ ખુબજ સાનુકૂળતા અને શક્તિ આપે છે અને એસક્યુએલ નો ઉપયોગ ફક્ત ડેટા માં સુધારાં કરવા માટે જ નહી પણ ડેટાબેઝ અને ટેબલ સ્ટ્રકચર્સ કોષ્ટકોનાં માળખાં સુધારિત કરવા માટે પણ થઇ શકે છે
આપણું ટ્યુટોરીયલ એસક્યુએલ વિશે બધુંજ બતાવતું નથી તેથી અહીં કેટલાક ઉપયોગી ટ્યુટોરીયલો અને તેમની વેબસાઈટો છે
એચએસક્યુએલડીબી ની પોતાની યુઝર ગાઈડ વપરાશકર્તા માર્ગદર્શિકા છે
જેને ઓનલાઈન જોઈ શકાય છે અથવા તેને ડાઉનલોડ કરીને તમારા કમપ્યુટરમાં પીડીએફ ફાઈલ તરીકે સંગ્રહિત કરી શકાય છે
ઠીક છે ચાલો આપણે હમણાં થોડું એસક્યુએલ શીખીએ
આપણે આપણું સુપરિચિત લાઈબ્રેરી ડેટાબેઝનું ઉદાહરણ ખોલીશું
ચાલો આપણું લાઈબ્રેરી ડેટાબેઝ ખોલીએ
અહીં ડાબી પેનલ ઉપર આવેલ ક્વેરીઓની યાદી પર ક્લિક કરીએ
અને ત્યારબાદ ક્રિએટ ક્વેરી ઇન એસક્યુએલ વ્યૂ ક્લિક કરીએ
હવે આપણે ક્વેરી ડીઝાઇન શીર્ષક ધરાવતી એક ખાલી વિન્ડો જોઈએ છીએ
અને એસક્યુએલ માં અહીં આપણે ક્વેરીઓ ટાઈપ કરીશું
ચાલો આપણે આપણી પહેલી સાદી ક્વેરી લખીએ
અને તે છે લાઈબ્રેરીની તમામ પુસ્તકોની માહિતી મેળવવી
કોઈપણ કોઈ પણ વસ્તુ મેળવવા માટે સિલેક્ટ કીવર્ડની જરૂર છે
તો આપણે આપણી ક્વેરી આ રીતે લખીશું
સિલેક્ટ ફ્રોમ બુક્સ
અહીંયા બુક્સ એ કોષ્ટકનું નામ છે
બુક્સ માં આવેલ કેપિટલ બી ની નોંધ લો
આપણે પહેલા વાપરેલાં કોષ્ટક અથવા કોલમનાં નામોનું પ્રામાણિકપણે અનુસરણ કરીશું
એન્ડ એક વાઈલ્ડ કાર્ડ છે
અહીં તેનો અર્થ છે બુક્સ કોષ્ટક માંથી તમામ ફીલ્ડો અથવા કોલમો મેળવો
હવે ચાલો આપણે તેને અમલમાં મુકીએ અથવા રન કરીએ
એડિટ મેનુ પર ક્લિક કરો અને પછી રન ક્વેરી પર ક્લિક કરો
હવે આપણે પુસ્તકો ઉપર રેકોર્ડોની યાદી ધરાવતી પેનલ ટોચ પર જોઈ શકીએ છીએ
આપણે લખેલ આ ક્વેરી અથવા કોઈપણ ક્વેરીને સંગ્રહિત કરી શકીએ છીએ અને તેને વર્ણનાત્મક નામો આપી શકીએ છીએ
તો આ છે આપણી પહેલી સાદી ક્વેરી
અહીં કેટલીક ટિપ્પણીઓ છે એચએસક્યુએલડીબી તેનાં ડેટાબેઝ ઓબ્જેક્ટ નામો જેવાં કે છે કોષ્ટક અને કોલમના નામો તેમનાં પ્રત્યે કેસ સેન્સીટીવ કેસ સંવેદનશીલ છે
જેનો અર્થ છે કેપિટલ બી સાથે આવેલ કોષ્ટક નામ બુક્સ એ નાના બી સાથે આવેલ બુક્સ નામનાં બરાબર નથી
પરંતુ સરળતા માટે આપણે બધા મોટા અક્ષરો અથવા બધા નાના અક્ષરો વાપરી શકીએ છીએ
ઉદાહરણ તરીકે બુક્સ મોટા અક્ષરોમાં અથવા મેમ્બર્સ નાના અક્ષરોમાં વગેરે
પણ મિશ્ર કેસીસ વાપરવાથી વાંચવું અને સમજવું સરળ થઇ શકે છે
ઉદાહરણ તરીકે બુકસિશ્યુડ કેપિટલ બી અને આઇ સાથે
અથવા રિટર્ન્ડેટ કેપિટલ આર અને ડી સાથે
તો આપણે કોષ્ટક નામો અને કોલમ નામો એજ રીતે વાપરવાં પડશે જે રીતે તે બનાવ્યાં હતા એસક્યુએલ કીવર્ડ માટે જેમકે સિલેક્ટ તે માટે આપણે કોઈપણ કેસ અથવા મિશ્ર કેસ વાપરી શકીએ છીએ
પણ ચાલો સરળ વાંચન માટે આપણે આપણા વપરાશમાં સમાન થઈએ
આપણા ઉદાહરણોમાં આપણે કીવર્ડો માટે બધા મોટા અક્ષરોનો ઉપયોગ કરીશું
હવે આપણી આગળની ક્વેરી ઉપર
આપણે આ ક્વેરીને એક નવી વિન્ડોમાં ટાઈપ કરી શકીએ છીએ અથવા તેને પાછલી ક્વેરી ઉપર ઓવરરાઈટ કરી શકીએ છીએ
હમણાં માટે ચાલો આપણે તેને પાછલી ક્વેરી ઉપર ઓવરરાઈટ કરીએ
ચાલો આપણે બુક્સ કોષ્ટકમાંથી ચોક્કસ કોલમો પાછી મેળવીએ
સિલેક્ટ ટાઇટલ ઓથોર ફ્રોમ બુક્સ
અને ક્વેરી રન કરો
આપણે ફાઇલ મેનુબાર નીચે આવેલ રન ક્વેરી આઇકોન પણ વાપરી શકીએ છીએ
અથવા કીબોર્ડ શોર્ટકટ ફ5 નો ઉપયોગ કરી શકીએ છીએ
અને અહીં આપણા રેકોર્ડ્સ છે જેમાં ફક્ત એજ કોલમો છે જેની આપણને જરૂર હતી
ઠીક છે ચાલો આપણે આગળ વધીએ
ચાલો આપણે આપણી ક્વેરી માટે કંડીશન્સ અથવા ક્રાઈટેરીયા દાખલ કરીએ
આપણે ફક્ત કેમ્બ્રિજ દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તકો જ મેળવીશું
અને તેથી આપણી ક્વેરી છે સિલેક્ટ ફ્રોમ બુક્સ વ્હેરે પબ્લિશર કેમ્બ્રિજ
નોંધ લો કે આપણે એક નવો કીવર્ડ વ્હેરે પરિચિત કર્યો છે
તેનાં પછી કંડીશન જેમાં આપણે કહીએ છીએ પબ્લિશર ઇક્વલ્સ કેમ્બ્રિજ ચાલો હવે આપણે ક્વેરી રન કરીએ
અને આપણને ફક્ત એજ પુસ્તકો દેખાય છે જેનાં પ્રકાશક કેમ્બ્રિજ છે
અને તેથી આપણી પાસે એક ક્વેરીમાં કેટલી પણ કંડીશનો અથવા ક્રાઈટેરીયા હોઈ શકે
ચાલો બે કંડીશનો સાથે એક ક્વેરી લખીએ
ચાલો આપણે ફક્ત એજ પુસ્તકો મેળવીએ જે કેમ્બ્રિજ દ્વારા પ્રકાશિત થયેલ છે અને વર્ષ ૧૯૭૫ પછી પ્રકાશિત થયેલ હોય
અને આપણી ક્વેરી છે સિલેક્ટ ફ્રોમ બુક્સ વ્હેરે પબ્લિશર કેમ્બ્રિજ એન્ડ પબ્લિશડાયર જીટી 1975 અને આપણે જોઈએ છીએ વ્હેરે કીવર્ડ અથવા ક્લાઉઝ વાક્યાંશ પછી બે કંડીશનો છે
નોંધ લો કે તેમને એન્ડ નો ઉપયોગ કરીને સાથે રખાયેલ છે
અહીં એન્ડ ને લોજીકલ ઓપરેટર કહેવાય છે અને અહીંયા તે કંડીશનોને ભેગા કરવાનું કામ કરે છે
ઓર બીજું એક લોજીકલ ઓપરેટર છે
પછીથી ઉપર આપેલ ક્વેરીમાં તેમને ઉપયોગમાં લઈ તેમનું સંશોધન કરો
ચાલો આપણે હવે ક્વેરી રન કરીએ અને તેનાં પરિણામોને ઉપર ટોંચ પર જોઈએ
આ પુસ્તકો છે જે આપણી કંડીશનોથી મેચ થાય છે
ઠીક છે ચાલો બહુવિધ કંડીશનો નો સમાવેશ કરવા માટે નો બીજો એક માર્ગ પણ શીખીએ
આપણે એજ પુસ્તકોની યાદી કેવી રીતે મેળવી શકીએ જેના પ્રકાશક કેમ્બ્રિજ અથવા ઓક્સફોર્ડ અથવા બંને છે
અને અહીંયા આપણી ક્વેરી છે સિલેક્ટ ફ્રોમ બુક્સ વ્હેરે પબ્લિશર ઇન કેમ્બ્રિજ ઓક્સફોર્ડ નવો કીવર્ડ ઇન ની નોંધ લો
તે એકલ કોલમ પર આધારિત કંડીશનોને જોડાવા માટે મદદ કરે છે આ કેસમાં પબ્લિશર છે
અને હવે પરિણામ જુઓ
અંતે અસાઇનમેન્ટ છે નીચે આપેલ માટે તમારી એસક્યુએલ ક્વેરીઓ લખો અને ચકાસો ૧
લાઈબ્રેરીનાં તમામ સભ્યોની જાણકારી મેળવો
એવી બધી પુસ્તક શીર્ષકોની યાદી મેળવો જેની કીંમત રૂ
૧૫૦ કરતા વધારે હોય
૩એ પુસ્તકોની યાદી મેળવો જે વિલિયમ સેક્સપિયર અથવા જોહ્ન મિલ્ટન દ્વારા લખાયેલ હોય
એસક્યુએલ વિશે વિગતમાં આપણે આવનારા ટ્યુટોરીયલમાં જાણીશું
અહીં લીબરઓફીસ બેઝમાં એસક્યુએલ Viewમાં ક્વેરી બનાવતાં શીખવાડતાં આ સ્પોકન ટ્યુટોરીયલનો અંત થાય છે
સારાંશમાં આપણે શીખ્યાં કે કેવી રીતે એસક્યુએલ વ્યૂ માં સાદી ક્વેરીઓ બનાવવી સાદું એસક્યુએલ લખવું સિલેક્ટ ફ્રોમ અને વ્હેરે ક્લાઉઝને ઉપયોગમાં લેવાં અને નેમીંગ ફીલ્ડ્સ અને કોષ્ટકો માટે કેપિટલસાદા અથવા મિશ્ર કેસો પસંદ કરવાં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
જોડાવા બદ્દલ આભાર